બાહર તમે જોઈ શકો છો એક બાઈક ઊભું છે એક સ્કૂટર ઊભું છે અને બીજું પણ એક સ્કૂટર ઊભું છે.

આ બેંક નું ફોટો છે જ્યાં તમે જોઈ શકો છો એસ_બી_આઇ બેન્ક .

ત્યાં ત્રણ સ્કૂટર ઊભા છે એક સ્કૂટર ઉપર હેલ્મેટ લટકાવેલું છે.

જ્યાં તમે જોઈ શકો છો એક છોકરો બેઠો છે.

એના પર એક વ્યક્તિ બેસીને આરામ કરી રહ્યા છે આગળ એક ટેબલ છે.

અહ એની બાજુમાં પણ એક ટેબલ છે પાછળ એક ચિત્ર મોટું લગાવેલું છે જેમાં વણજારો ગાઈ શકે છે ગાઈ ગાતા દેખાય છે.

ખૂણામાં ગણપતિદાદાની મૂર્તિ છે અને ટી_વી ચાલતું છે.

જ્યાં તમે એક માણસ ઊભો છે જે ઈસ્ત્રી કરી રહ્યો છે.

ત્યાં તમે બે સ્કૂટર ઊભા જોઈ શકો છો એક ભૂરા રંગનું અને ભૂ લાલ રંગનું છે.

આજુ-બાજુ ખૂબ ઘાસ લગાવેલું છે ઉગેલું છે.

અહીં એક વાઈટ બોર્ડ લગાવ્યું છે જેના ઉપર મેનુ લખ્યું છે.

આ એક દુકાનનું ઉદ્ઘાટન કરેલું દ્રશ્ય છે જેમાં તમે આજુ-બાજુ ફુગાવો જોઈ શકો છો કાળા રંગ અને લાલ રંગના છે.

એક આ બાજુ ભગવાનનું અ તસવીર લગાવેલી છે જેના પર હાર લગાવ્યો છે કમ્પ્યુટર પર પણ હાર લગાવ્યો છે.

સરસ મજાનું ઘાસ ઉગેલુ છે લીલા રંગનું ઉપર છાપરું છે.

આ એક પિકનિક સ્પોટ છે જ્યાં તમે જોઈ શકો છો અ બે-ત્રણ ટેન્ટ લગાવેલા છે.

એક સાયકલ ઉભી છે જેના પર લીલો રંગ લગાવેલો છે.

એના પર પાંચ વ્યકિતઓ ચડી રહ્યા છે.